રેડ કલર ની જાજમ પથરેલી છે બ્લુ કલર ની પથરેલી છે.

આ એક રેસ્ટોરન્ટ છે આસોપાલવના ઝાડ છે યલો કલર ની લાઈટ છે એક બારી છે પછી અ ગ્રીન કલર ના ઝાડ છે પછી એક મંડપ બાંધેલો છે.

આ એક ચિત્ર છે એમા બધી સાઇકલો છે કસરત કરવાની સાઇકલો છે જીમ ની સાઇકલો છે પછી ગ્રીન કલર ના ઝાડ છે ઓરેન્જ કલર નુ છે.

આ એક મંદિર છે એમા બાર ટાઇલ્સો લગાવી છે દરવાજો બંધ છે યેલો કલર નો દરવાજો છે બ્લુ કલર નુ પટ્ટી વાળુ છે.

આ એક ચિત્ર છે એમાં એક ગ્રીન કલર નું છે એમાં એક યોગા કરીને છે એમાં બલૂન છે ઉપર ફેન છે.

ખૂણામાં એક બ્લુ કલર નું છે એક વાઈટ કલર નું છે.

બાર સ્કૂટર પડ્યું છે એક દરવાજો છે એક ભાઈ ચાલતા જાય છે અને બારી આગળ એક ઑફિસ છે.

પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટ ની ઉપર ડેકોરેશન કરેલુ છે ફ્લાવર છે લાઇટીંગ છે.

અ વ્હાઇટ કલર નુ પરદો છે ફ-ફ્લાવર્સ લગાવેલા છે.

અને ફ્લાવરો પણ લાગેવેલા છે લાઈટિંગ છે એક સ્કૂટર પડ્યુ છે.

લેંઘો છે એક બ્લુ કલર નુ ટી-શર્ટ વાળો ભઈ એક ગેટ મા જાઈ છે.

કૃષ્ણ ભગવાન છે રેડ કલર નું પેરેલું છે અને એક વ્હાઇટ કલર નું છે એક ઓરે--

રાષ્ટ્રધ્વજને પકડીને ધોતી અને એ પકડીને બેઠા છે.

આ એક ચિત્ર છે રા ટેકરી વાળા સ્મશાનયા મહાદેવ છે એની ઉપર એક ધજા છે પાછળ બધા મકાનો દેખાય છે આજુબાજુમાં ઝાડવાઓ છે.

અને એક થાંભલા ઉપર એ કરેલા છે અને એક ધ્વજા લ--

આ એક જ જાડી છે જાડીની અંદર ડુંગર જેવું છે મહેલ જેવું લાગે છે.

આ એક મુર્તી છે મુર્તીની અંદર એક ભગવાન છે બુધ ભગવાન અ બીજી બધી મુર્તિઓ છે એની બાજુમાં બી એક મુર્તી છે એક બાજુ દરવાજો છે.

અને ભ બેસાડેલા છે એની ઉપર અ છત છે છતની ઉપર--

અ છે બાજુમાં કેક છે બાજુમાં યેલો કલર નુ--

અને એક પાઇપ એની ઉપર લખેલું છે અને ત્રણ જણા બેઠેલા છે એક લેડીઝ છે બે ભાઈ છે.

પાછડ અને એક સીડી જેવુ છે લોખંડની છે પાઈપ છે.

અંદર એક ગ્રીન કલર નો છે મોટા મોટા પથ્થર આર પથ્થર પડેલા છે બે મોટા આ બાજુ છે પાછળ ગ્રીનરી છે.

આ એક ચિત્ર છે ચિત્રની અંદર એક છપ્પન ભોગ રેસ્ટોરન્ટ છે.

પછી એક બુદ્ધ ભગવાન છે વચે સ્ટેચ્યુ માં મુકેલા છે એની બાજુ કુંડા છે કુંડાની અંદર--

એક જારી છે એ લગાવેલી છે પાછળ ઝાડવા છે અને બાજુમાં એક--

સાયકલ પડી છે સાયકલ ની જોડે એક ઝાળ છે ઝાળની બાજુમાં ગ્રીન કલર નો ડંડો છે.

અને ટેબલ આગળ સામેની સાઈડ મા બધા સ્નેક્સ ના નામ લખેલા છે અંદર કબાટમાં યેલો કલર નું--

એક બાઈક છે પવન છે ઝાડ સામે છે વાદળાઓ ઉપર એ થઈ રહ્યા છે અને પવન બૌજ--

અને પછી એની સામે બધા બેઠા છે અને કોમ્પ્યુટર જોઈને તમે એક છે અને એક કાચની પાછળ બેઠો છે અને કોમ્પ્યુટર સીસ્ટમ છે.